હમ સારું હો ભુલ તો ના હા ભાભી ને યાદ આપજે મારી તુ ભી યાદ આપજે ઘરે મારી એ હા ભાઈ સારું તો આવ પછી મળીયે ચલો આજે આપડે વાત કરીશું. ખેતી વિશે ખેતી એટલે શું ખેતી માં કઈ કઈ પદ્ધતિથી આપડે ખેતી કરી શકીએ છીએ જો આપડે ખેતી કરતા હોઈએ તો તેના પણ ઘણા બધા. અમ ધ્યાન રાખવું જરૂરી છે અને તેમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરો તે પણ ખુબ જરૂરી છે. જો આપને રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા હોઈએ તો તેમાં આપણે જે ઝેરી દવાઓ ને છે ખાતર નાખીએ છે તેના કારણે આપણી જમીન. વધારે ખરાબ થાય અને જો આપણે ટકાઉ ખેતી કરીએ. જે પરંપરાગત ખેતી કરીએ એમાં પણ આપણે જોવા જઇએ તો ઘણી બધી રીતે આપણે તેને દવાઓ ખાતરો ઘરે બનાવી શકીએ છે અને ઓછા ખર્ચે. પણ ખેતી કરી શકે છે અને સારુંએવું ઉત્પાદન લાવી શકીએ છીએ અને આપણા ખોરાક માટે પણ આપડે સારા એવા ખાધ્ય પદાર્થો વાવી એ જેથી આપડું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપડે આપડી થાળી માં પોષક પોષક પોષણ વાળો ખોરાક પીરસી શકીએ તે માટે આપડે એનું ધ્યાન રાખવું જોઈએ અને આપડે ટકાવ ખેતી કરવી જોઈએ

પક્ષીઓ છે તે આપણી ખેતી માટે પણ ખૂબ જરૂરી છે અત્યારે technology અને આ પરિયાવરણ ખરાબ થવાને કારણે વધારે પક્ષીઓ જોવા મળતા નથી. તો આપડે પક્ષીઓની પણ જાળવણી રાખવી જોઈએ અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ પક્ષી છે એ પણ આપણને ખેતી માટે ખૂબ જ ઉપયોગી થાય. જો આપને રાસાયણિક પદ્ધતિથી જીવન નિયંત્રણ કરવા જઇએ તો પર્યાવરણને તથા આપણા આરોગ્યને પણ ઘણું નુકસાન થાય છે. જે આપણે ઝેરી દવાઓ ખાતર.

તો ખેતી પર્યાવરણમાં આપણને કિટ પક્ષિયો પણ જતન કરવાથી ખુબજ ઓછી કીમતે આપડે જીવાંત નિયંત્રણ કરી શકીએ છે જે આપડે ઈયળો ને એવું. વધારે સમસ્યા આવતી હોય છે ત્યારે આપડે Agro માંથી મોંઘી દવાઓ લાવીએ છે. તો જોવા જઈએ તો પક્ષીઓ પણ આપણને જીવાત નિયંત્રણ માટે ખૂબ જ જરૂરી છે. અને તે આપણને ખૂબજ ઉપયોગી બને છે. આ માટે આખા વર્ષ દરમિયાન પક્ષીઓને મૂળભૂત જરૂરિયાતોને સંતોષી શકાય એવું આયોજન કરવું જોઈએ પક્ષીઓના રહેઠાણ માટે મોટા ભાગના કીટ પક્ષીઓ બખોલ માં, માળો કરે છે જો આપડે કુદરતી બખોલ ઉપલબ્ધ ન હોય તો આપડે કોઈ ખેતર કે ઝાડ પર અથવા કે થાંભલા પર કે મકાન કે ઝુંપડા પર માળાઓ મુકવાથી આવા પક્ષીઓને લાભા.

ગોરસઆમલી, , વડ ઉમરા કે પીપળા જેવા વૃક્ષો ઘણાં પક્ષીઓને લાંબા સમય સુધી આકર્ષી રાખે છે અને સીમરો છે. કેસુડાના ફૂલ છે. બધાજ વૃક્ષો પક્ષીઓને આકર્ષે છે જેથી પક્ષીઓ તેનાં પર પોતાનું રહેઠાણ કરેં છે. ફળ ફૂલ ફૂલથી આકર્ષાયેલા પક્ષીઓ આસપાસના પાકો માંથી જીવાતને પણ ઓછી કરી લે છે. પક્ષીઓને પાકમાં જીવાત નિયંત્રણ માટે ચોકકસ જગ્યાએ આકર્ષવા માટે ઘણી બધી પદ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે. આપણે જેમકે તેના ખોરાક માટે ગાંઠિયા મમરા જેવા ખોરાક ખેતરમાં છૂટો છવાયો વેરવી દઈએ તો પક્ષિયો તેની કૃત્રિમ પ્રકૃતિઓ પાક માં મૂકવી. અને ખેતર વચ્ચે જ પક્ષીઓ બેસવાની વ્યવસ્થા કરવી. જેમ કે આપણે લાકડા છે. લાકડા બા રોપવા દોરી બાંધવી અને બે લાકડા રોપવા કીટ પક્ષીઓને મોટી સંખ્યામાં આકર્ષિ શકાય છે અને તેઓ જીવાત નિયંત્રણ માટે મહત્તમ. લાભ લેવા ખેડ કાર્યોમાં સમય પાલન કરેં છે પક્ષીઓ સવારથી સવારમાં છ થી નવ વાગ્યે અને સાંજે ચાર થી છ ખોરાકની શોધમાં જ હોય છે.

થી જતી જીવાતો પક્ષીઓ નિયંત્રણ કરી લે છે જયારે આપડે પેઢા હોય છે તેની ફરતે આપણે વાડ કરીએ છીએ. ત્યાં આપણે વૃક્ષો વાવવા જોઈએ અથવા તો વૃક્ષો આપડે ના વાવીએ. તો લાકડા ખોળવા જોઈએ કે જેના કારણે પક્ષીઓ તેના ઉપર બેસે અને જે કઈ અને જીવાત આપડા પાક માં છે તે પક્ષીઓની નજર તેના પર પડે છે અને તે તેને પોતાનો ખોરાક બનાવી લે છે. માટે આપણા પાકને નુકસાન થતુ. અટકાવી શકાય છે પક્ષી ઓ છે એ આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. કે આપણે વધારે દવાઓ બહારથી લાવીએ તેનો ખર્ચ પણ વધી જાય છે. તેમ છતાં પણ આપણે. રોગ કે જીવાત નિયંત્રણ કરી શકતા નથી. જો પક્ષી હોય છે તો તે મોટાભાગની ઈયળો તેમાંથી વીણી લે છે અને આપણને પાકને ને જે બગાડ થતો હોય છે તે અટકાવી શકાય છે પક્ષીઓ દ્વારા માટે. પક્ષીઓ છે. આપણ ને ખેતીમાં ખૂબ ઉપયોગી બને છે જૈવિક રોગ નિયંત્રણનો ઉપયોગ એવી રીતે કરી શકે છે કે જે. ખેતીપાકોમાં નુકશાન કરતા જુદા જુદા રોગો હોય છે. તેના નિયંત્રણ માટે ફૂગનાશક અને જીવાણુનાશક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા રસાયણો વધુ પડતા ઉપયોગથી આપડે.

પાકોમાં જોવા મળતા કેટલાક રોગો જૈવિક નિયંત્રણ માટે જૈવિક નિયંત્રક ફૂગ અને બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે.

રોગ માટે જૈવિક નિયંત્રણ ફૂગનો ઉપયોગ થાય છે. વનસ્પતિ રસાયણી નો ઉપયોગ ઔષધી ગુણો ધરાવતી વનસ્પતિ જેવી કે તુલસી, લીમડો, બારમાસી ધતુરો નફ્ફટટીઓ. ડુંગળી પાન છાલ મૂળ ગાંઠો ફળ વગેરેનો ઉપયોગ કરી તેનો રસ કાઢી ને રોગિષ્ટ પાક ઉપર છંટકાવ કરવાથી. છોડના પાનના ટપકા જેવા રોગોનો અસરકારક નિયંત્રણ કરી શકાય છે. દાખલા તરીકે આપણે જોવા જઇએ તો લીમડાનું તેલ છે લીમડાના પાનનો રસ છે કે લીંબોડીના. બીજું નો રસ છે. એક ટકા પ્રમાણમાં આપડે ડાંગરના પાકમાં છંટકાવ કરવાથી ડાંગરમાં કરમોદી રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે મગફળીના પાક. પાનના ટપકાના રોગો તેને પણ અસરકારક નિયંત્રણ માટે લીમડાના પાનનો રસ એક ટકા પ્રમાણે પાક ના વાવેતર થી પાંત્રીસ પચાસ કે સીતેર દીવસે અંતરે ત્રણ વખત છંટકાવ કરવાથી તે પણ નિયંત્રણ કરી શકાય છે રાયડા માં આપડે છારા માં નિયંત્રણ માટે લીમડાના પાનનો બે ટકા રોગ થી શરૂઆત. થઈએ તેથી ત્રણ વખત દસ થી પંદર દીવસે અંતરે છંટકાવ કરવાથી ધીરોમાં કાર્ડિયો જેવો જે રોગ આવતો હોય છે. તેના નિયંત્રણ માટે ધતુરા ના ત્રણ કિલોગ્રામ જેટલા પાન.

તેમાં નિયંત્રણ લાવી શકાય છે ખાતરો આપડે બોહળો ઉપયોગ કરતા હોય છે. જેમ કે કોહવાયેલા છાણિયા ખાતર દિવેલા નો ખોર રાયડા નો ખોર

જાતા દિવસે વધારે ખરાબ થઈ અને કઠણ થઈ જાય છે તો તે માટે આપણી જમીન સારી અને ફળદ્રુપ રહે તે માટે આપણે તમામ આ ખાતર ઉપયોગ કરવાથી જમીન પણ સારી રહે છે. પાકની વૃદ્ધિ પણ સારી રહે છે.

આપડે મરઘીના ચરક બે થી ત્રણ hector પાક ની ફેર ફેર રોપણનીના પંદર દીવસ પહેલા જમીનમાં આપવી. આ ખાતરો છે તે આપડે જયારે વાવણી કેરીએ છે તે પહેલા આપડે જમીનમાં આપી દેવું જોઈએ ખેતીની પદ્ધતિ જોવા જોઇએ તો આપડે ખેતીમાં ઘણી બધી ચોકસાઈ રાખવી જોઇએ તકેદારી અને. સમય સુચકતા પણ વાપરી એટલા અટલામાટેજ રોગ ને જીવાત ઓછી માત્રામાં ઉપદ્રવે છે. ઉનાળા માં ટ્રેક્ટર ની ઉંડી ખેડ કરવી જેથી રોગકારક ના ફૂગના બીજાણુ. કૃત્રિમના ઇંડાનું જમીન નું સ્તર ઉપર નીચે થતા ઊંચા તાપમાને નાશ પામે છે તેમજ જમીનનું બંધારણ સુધરે છે સમયસર કે વહેલા વાવણી રોપણી કરવી. તથા વાવણી માટે શુદ્ધ બીયારણ નો ઉપયોગ કરવો જૂન મહીનામાં પ્રથમ વરસાદ થયા બાદ કઠોળ પાકને વાવણી કરવાથી વિષાણું ફૂગ તથા જીવાણુઓના હુમલાથી આપડે પાકને બચાવી શકે. ખેતી ની પણ પધ્ધતિ હોય છે જેમાં આપણે સમયસર જો વાવણી કરવામાં ના આવે તો પણ આપણને ખેતીમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થાય પાકની ફેરબદલી કરવી. એકને એક જમીનમાં દર વર્ષે એકનો એક પાક લેવાથી રોગકાર ની રોગકારકની વસ્તી વધે છે. તુવેર તથા ચણાના પાકમાં સુકારાનું પ્રમાણ વધે છે જેથી પાકની ફેરબદલી કરવી જોઇએ. અને આપડે જો એકનો એક પાક વારંવાર વાવ્યા કરીએ છે તેના કારણે આપણું ઉત્પાદન પણ ઘટે છે. ધાન્ય વર્ગ ના પાકોની કઠોળ વર્ગના પાકોમાં ફેર બદલી સાથે ફેરબદલી કરવી થી. કરવા થી સહ જેવી રીતે હવામાં નો નાઇટ્રોજન મળવાથી તેના પછી લેવાતા પાક કે આંતર મિશ્ર પાકને તેને ફાયદો થાય છે. કેટલાક કઠોળ વર્ગના પાકો જમીનનું ધોવાણ અટકાવે છે. તથા તેના પાનમૂડ થડ જેવા પાકના અવશેષો જમીનમાં ઉમેરવાથી કેન્દ્રય પદાર્થ વૃદ્ધિ કરેં છે. યોગ્ય પાકની ફેરબદલી કરવાથી અને આંતરપાક .

પાક પોષણ, પાક. સંરક્ષણ અને જમીન સંરક્ષણ ફાયદો મેળવી શકાય છે માટે પાકની ફેરબદલી પણ કરવી ખૂબ જરૂરી છે. જૈવિક નિયંત્રકો જે આપડે ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે આપણે જે રાસાયણિક ઘટકોને એકમાત્ર વિકલ્પ સમજીને ખેડૂતો તેને આડેધડ વપરાશ કરેં છે. જેના થી પર્યાવરણની સમતુલા પર માઠી અસરો જોવા મળે છે. જેવી કે જીવાતની પ્રતિકારક શક્તિમાં વધારો થઈ જાય. જેમ આપડે વધારે દવાઓ છંટકાવ કરીએ છે. તો તેમાં જે ઈયળો આવ્વી હોય છે તેને પણ તેની શક્તિમાં પણ વધારો થઇ જાય છે. તે નાશ પામ નથી અને ખર્ચમાં પણ વધારો થઇ જાય. રાસાયણીક દવાઓના અવશેષોની હાજરી અને પ્રદુષણમાં વધારો થાય છે ફાયદાકારક જીવાત પર થતી આડઅસરો જોવા મળે છે જે આપડા જમીનને આપણા પાક ને. અમ

જીવાતોના નિયંત્રણ માટે કિટનાશકોની નકારાત્મક અસરો વિષે હવે સામાન્ય ખેડૂતો પણ સમજતા થયા છે. પાક સંરક્ષણમાં કીટનાશક દવાઓનો સમય, પૂર્વક ઉપયોગથી ખેતી ખર્ચમાં ઘટાડો અને ફાયદાકારક જીવન પર આડ અસર ઓછી કરી શકાય તે બાબતે લોકોને જાગૃત પણ થયા છે. આજે જોઇએ તો ઘણાં ખેડૂતો. જે પરંપરાગત જે આપણી ખેતી તરફ ઘણા લોકો વળી રહ્યાં છે. એ પાક સંરક્ષણ માટે હાલમાં સંકલિત જીવાત વ્યવસ્થાપનનો અભીગમ ખેડૂત વર્ગમાં આકર્ષવાનું કેન્દ્ર ધરાવે છે. આ અભિગમમાં જૈવિક નિયંત્રણ ખૂબ અગત્યનું અંગ છે. સામાન્ય રીતે નુકસાનકારક જીવાત ના નિયમન માટે જ્યારે અન્ય સજીવનો ઉપયોગ કરવામાં આવે છે તેને. જૈવક જીવાત નિયંત્રણ કહે અને તેમાં ઉપયોગ થતા ઘટકો ને જૈવિક નિયંત્રકો તરીકે ઓળખવામાં આવે છે. કૂદરત માં વિવિધ જૈવિક નિયંત્રકો અસ્તિત્વ ધરાવે છે.

ના student અત્યારના સંઘર્ષ માં હમ જેતે student ના ફસાયેલા ભારતીયો એ પાછા લાવવા operation કાવેરી સારું કરવા માં આવેલું છે આ operation દ્વારા ઘણા બધા લોકો ને પાછા લાવમાં આવિયા છે શું કઈ છે હા student ના આપડા ભારતીય student ના ઘણા વિદ્યાર્થી ઓ છે તો ઘણા વિદ્યાર્થી ઓ પોતના અભ્યાશ માંથી પરંતુ આપડા student ના અત્યર સુધી માં ચારસો થી વધુ ના મોત થયા છે અને ત્રણ હઝાર પાનસો જેવા ઈજાગ્રસ્ત થયા છે કારણ કે આ કારણે આપડા ભારત દેશના આપડા સરકારે એક operation કાર્ય શરુ કર્યું છે તો તમે આ operation કાર્ય વિશે જણાવશો કે આ operation કાર્ય શું કામ આને શા માટે કરવામાં આવ્યું છે હા આપણે જણાવ્યા મુજબ જોઈએ તો આ ઓપરેશન કાર્ય દ્વારા african દેશ માં ભારતયો ને પાછા લાવવા અને પોતાના ઘરે સહીસલામત પહોંચાડવા તેવું operation કાર્ય શરુ કરવામાં આવ્યું છે અને આ operation દ્વારા ઘણા બધા ભારતીયો લોકો પોતાની ઘરે પોતાની સહી સલામતી પહોંચી વાળિયા છે અને તે africa દેશ ના student માં અત્યર સુધીમાં વધારે મોત થયા છે આપડે જણાવ્યુ તે મુજબ પાંત્રીસો જેટલા ઈજાગ્રસ્ત પણ થયા છે અને આપડા ભારત સરકાર દ્વારા મોકલાયેલા ભારતીયો ને પાછા લાવા માટે operation કાવેરી પૂરું કરવામાં આવ્યુ છે. હા તમારો europe શારીરિક વળી છે તે બંને ના યુદ્ધ વચ્ચે નું નાગરિકો નો ભોગ જયારે એમાં ભારતીયો student ધંધા અર્થે તોવોને ભારતીય પાસ ના વધારે હોય છે તોવો ની આપડા દેશ માં ભારત દેશ માં શરૂ કરી છે આપણા જાણાવીયા મુજબ ભારે હિંસા ફાટી નીકળી છે. તેની ના બે વચ્ચે લડાય અને student ના લાદવી કો માં ભોગ લેવાય રહીયો છે હિંસાની આગા માં સંકળાયેલા student ત્રણ હઝાર કરતા વધુ ભારતીયો ફસાયા છે અને ભારત સરકાર દ્વારા ભારતીયો ને પાછા લાવા માટે opration કાવેરી જેવી શરુ કરી છે તો આપનું શું મંતવ્ય છે હા તમારા સરવાળા મુજબ વિમાન માં રવાના કરી દેવામાં આવિયા છે પાનસો જાતિ કરવા માં આવિયા છે.

student માં આવા સંઘર્ષ માં અત્યાર સુધી માં આવા મોટો ઇતિહાસ છે આ રીતે ચાલે છે. બંધા દેશ માં પોત પોતાના license અને operation કરવા માં આવ્યુ છે અને આપડા દેશ માં ભારત દેશ માં operation કાવેરી શરૂ કરી ને student અન્ય કોઈ આપડા દેશ ના શરૂ કરી રહિયા છે

ઘણા બધા પગલાં લેવા માં આવતા હોય છે અને આ operation કાવેરી શરૂ કરવામાં આવ્યુ છે અને ઘણા બધા નાગરિકો પોતપોતાના ઘરે સહીસલામત પોંહચી ચૂકયા છે. અને તેવો ઉપરાંત એકસો ને ત્રીશ પ્રકારની વિમાનો પણ ભારત થી રવાના થયા અને ત્યાં સુધી પહોંચી ગયું હતું તે ઉપરાંત એસોસ દ્વારા લાવીયા હતા. અનેસાઉદી અરબ માં પોંહચીયા હતા operation કાવેરી શરૂ કરી નેભારત સરકાર તમામ ભારતીયો ને પાછા લાવશું અને પેહલા step માં લગભગ પાનસો ભારતીયો ને પાછા લાવીયા હતા.

આપડા દેશ ના નાગરિકો ધંધા નથી પરંતુ વિદેશ ના ઘણા બધા દેશો માથી અને પોતાના ધંધા માં છે તો એમાં તમારું મંતવ્ય જણાવશો. હા આપડે જોયે તો ખાલી african ના જુદા વિસ્તાર ના ખાલી ભારતીય જ નહિ પણ ઘણા બધા દેશ ના વિધ્યાર્થી ઓ ત્યાં ભણવા માટે અવઠવાતો કોઈ business કરવા માટે જતા હોય છે અને તેવો ભારત સરકાર દ્વારા ત્યાં operation કાવેરી દ્વારા ભારતીયો ને પાંછા લાવીયા છે તેમ જ ઘણા બધા દેશો પોતાની સરકાર દ્વારા પોતાના દેશ ના લોકો દ્વારા તેવો પોતાના નાગરિકો ને પાછા લાવતા હોય છે અને africa દ્વારા africa માં પણ ઘણા બધા લોકો મૃતિયું થયા છે અને ઇજાગ્રતસ્ત પણ થયેલા જોવા મળે છે તો આપનો શું મત છે. તમે જાણાવીયા મુજબ દેશ ના operation શરૂ કરવું છે ઘણા બધા દેશ માં બધા પોતપોતાની રીતે operation શરૂ કરતા હોય છે પણ ભારત દેશ માં opration કાવેરી શરૂ કરિયું છે વિષ કરતા વધારે દેશો એ નાગરિકો એ operation શરુ કરિયું છે america અધિકારી અને કર્મચારીઓ ને પાછા હરિભક્ત છે આપણા જાણાવીયા મુજબ જોયે તો ઉપરાંત સોલહઝર જેટલા american નાગરિકો student માં ફસાયા હતા.

આ વિદેશી નાગરિકો પણ ભારતીય જ હતા જે દેશો નાગરિકો અને તેમાંથી બહાર કાઢવા માટે પ્રક્રિયા હાથ ધરી છે તો આપડે શું કહેશું આમાં

student ના નાગરિક એકહજાર કરતા વધી ને પાંચ આવિયા છે અને હજુ પ્રક્રિયા ચાલુ છે. વિદેશી નાગરિકો ની મદદ કરવામાં આવી રહી છે કે જેવો ઝડપ થી તમામ નાગરિકો student પાછા ફરે એવી કોશિશ કરી રહિયા છેઆપણી ભારત સરકાર એટલી બધી દિલદાર હોય છે અને ઘણા બધા દેશો માં અલગ અલગ નાગરિકો ને પોતાના દેશ પાછા ફરેએવી આપણી ભારત સરકાર એવા પગલાં લઈ રહી છે. world wed organization એટલે કે who ના પરવારકતા તે રાષ્ટ્રષઘના સંબંધોમાં કઈ રીતે આ સરકારે જાહેર કરતા છેલ્લા અગિયાર દિવસ માં હિંસક ના કારણે ઘણા બધાના મોત થયા હતા અને તેવો ઘણા બધા લોકો દ્વારા ઈજાગ્રસ્ત થયા હતા અને તેવો ને ઈજાગ્રસ્ત દ્વારા લોકોનું દવાખાને પણ લઈ જવામાં આવિયા હતા હા તમારા માં એ વાત સાચી છે આ બહાર કાઢવામાં આવે છે. એવા ભારત દેશ માં ત્રણસોને આડત્રીસ નગરી કે ને લઈ એવામાં આવિયા હતા પરંતુ ભારતીય perish અને તેનું જાહેર કરવામાં આવ્યુ નહિ આમાં એક operation સારું કરિયું હતું જેમાં આર્થિક વિદેશી નાગરિકો અને બહાર રેતા આ નાગરિક માં ભારતીય પણ છે. આ ઉપરાંત europe નાગરિકો ને student માંથી બહાર કાઢવા દરેક દેશો માંથી જે વિદ્યાર્થી કે નાગરિકો દરેક દેશો દ્વારા મિશન શરુ કરવામાં આવ્યુ છે અને તેમાં થી તમારા મંતવ્ય જણાવો કે દરેક દેશો આ હા આપણા જાણાવીયા મુજબ કોઈ એક આપડા ભારત સરકાર દ્વારા જેવી રીતે operation કાવેરી શરુ કરવામાં આવ્યુ છે તેમ અલગ અલગ દેશો દ્વારા અલગ અલગ opration દ્વારા પોતાના ઘરે લાવા માટે એવા ઘણા બધા operation કરવા માં આવતા હોઈયે છે જેમાં કહીયે તો ભારત સરકાર દ્વારા આ બચાવો ની કામગીરી શરુ કરવામાં આવી હતી તેમાં આપડે જોયે તો student ના ત્રણ ભારતીય છોકરાવો હતા. અને પેહલી વાર માં પાનસો ભારતીયો ને પાર્ટ લેવામાં આવિયા હતા અને airport થી વિમાન ને રવાના કરવામાં આવિયા હતા એમાં જોયે તો europe ના એક હઝાર નાગરિકો ને student માંથી બહાર કાઢયા હતા. અને આવી રીતે operation માં હાથ બહાર ધરિયો હતો સરકારે હજુ કેટલા operation કારિયા છે. હા તમારો અને વિદ્યાર્થી ઓ ના માતા પિતા અને પોતાના બાળકો ની ચિંતા રહેતી હોય છે આ માટે ભારત આ operation શરુ કરિયું છે. તે થી વિદ્યાર્થી વો અભ્યાસ માટે ગયા નથી તો ઘરે પોતાના માતા પિતા ના અને પરિવાર ના ભારત ને

આ લોકો માટે વિદ્યાર્થી હતા કે જે પોતાના કરિયર માટે africa દેશ ના student બનિયા હતા અને તે પોતાના ફરિયા હતા તે પોતાના માતા પિતા માટે સરકાર ને એવો આભાર માનવામાં આવીયો હતો કે સરકાર દ્વારા તેવો ને એવી માનો ભાવના અને સાધી વ્યક્ત કરવામાં આવી હતી કે તેવો પોતાના ભારત માં નાગરિકો ની તેવો ને પોતાની સારી અને સરળ રીતે અને પોતાનાને અનુકૂળ એવી રીતે પોતાએ ભારત લઈ આવશે એમ સરકાર દ્વારા કહેવામાં આવ્યુ હતું અને પોતાના છુપાયેલા વ્યક્તિ ઓ ને ભારત માં રહેતા પોતાના કુટુંબી જનોને ભરતી યો ને આપવા માં આવ્યુ હતું તો આપડે શું કહીશું હા તમને તમારી જરૂરત બનાવી.